ગાંધીજી પાસે ખાલી જગ્યા સશક્ત આયુસ હતું સત્યનું આ યુદ્ધ યાની દીક્દીનક માધાક આવું વાક્ય છે ને એટલે સત્યનું આ યુદ્ધ હતું સગી નડદના વીરા સાથે કાવ્ય નાઈકાનો સુ સબંધ છે ખાલી જગ્યાનો સબંધ છે ચલો નડદ ના વીરા કાવ્ય નાઈકાનો ખાલી જગ્યાનો સબંધ છે સગી નડદ ના વીરા

નડદ એટલે કોણ થાય નડદ કોને કેવાય પતિની બેન પતિની બેન એને નડદ કેવાય અવે નડદ નો વીરો નડદ નો વીરો એટલે ભાઈ નડદનો ભઈ એકતો પેલી નો પતિ છે એટલે જવાબ તમારો શું આવશે પતિ અને અમુક જગ્યાએ છેન નડદોઈ એવો જવાબ આપેલો છે જે તમને wrong આપશે મેં બી આવું પુછાય ને ત્યારે તમારું marks જતો રે સગી નડદ નો વીરો નડદ ફરીથી હું તમને સમજાઉં તમારા જ ઘરે વિચારો તમારી મમ્મી છે એમની નડદ એટલેકે તમારા પપ્પાની બેન એનો વીરો અને પપ્પાની બેનનો ભઈ કોણ તમારા પપ્પા જ થયા

એટલે જવાબ આવશે આગ્રતા શીલવંત સાધુને ખાલી જગ્યામાં પ્રીત હોય છે શીલવંત સાધુ ને ગાઓ ચલો વારે વારે નમીએ તે પાનવાઈ બદલે નહ શું આવશે ઇતની વૃદ્ધિ જેની સદા યની મળે પરમાત્મા પ્રીત ર આ મળી ગયું ચલો જો કવિતા આવડતી હોય તો તો તમે ખાલી જગ્યા ફટાફટ કવિને નેણ ભરીને ખાલી જગ્યાને સબોધન કરે છે નેણ ભરીને કવી નેણ ભરીને કોને સબોધન કરે છે વીરાને પ્રિયતમાને વીરાને આવશે બરાબર જુદાઈના દિવસો તો ખાલી જગ્યા સુધી લઇ જશે છેલ્લે દિવસો જુદાઈ નાં જાય છ તે જશે જરૂર ર મિલન સુધી મારો હાથ જાલી ને લઇ જશે હવે શત્રુઓજ સજન સુધી દિવસો જુદાઈના જાય છે મિલન આવશે કેટલું સરળ છે જો આવડતું હોય તો ચલો બરકત બીરા ણી નું ઉપનામ બરકત બીરાણી ઉપમા બેફામ બરાબર છે બેફામ ચલો આપડે એમનું કાવ્ય વળતું આપડી channel પર પણ તેમના પુત્રે એવું કીધું કે ભઈ અમારા father નું કાવ્ય ગઈને ના મુકશો અમારું છે પોતાનું એટલે હટાઈ દીધું બરાબર મને યાદ છે એટલે એ બરકત બીરની ઉપનામ છે બેફામ

સતર એટલે જવાબ શું આવે સતર કર દુખે ઉપકાર કરે કોણ દુખે ઉપકાર કરે તોયે મન અભિમાનના આણે રે વૈશ્નજન તું તેનેરે કહીએ વતનથી વિદાય થતા કવિ ખાલી જગ્યા અનુભવે છે સુ થાય છે એને વતન પ્ર્તેનો વિતરાક તિરસ્કાર થાયના તિરસ્કાર તલસાદતો નહિ થતો આપણે લઇ લીએ વતન પ્ર્તેનો સુ થાય છે તલસાદ ગંગા સતી એ પાન બ બાઈને ખાલી જગ્યા દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી કેટલા દિવસ એક બે ત્રણ ચાર પત્તા યાદ રાખો બાવ બરાબર fifty two બાવન બાવન દિવસ સુધી રચના સંભળાવી હતી તમે રાજ રાણીના તમે રાજ રાણીના અને રંક રાકની ચુદડી તમે રાજ રાણીના ચીર સમ અમે રંકના રની ચુદડી ચલો રાજ રાણીના ચીર સમ બરાબર જો આ કવિતાના રાગો ને તમારે સીખવા હોય

સૂર્ય મંદિર એ ગુજરતો હું સૂર્ય મંદિરે ગુજરતો હું ધવલ તેજનો ભ્રુઘ છે option માં ધવલ તેજનો ભ્રુઘ આ રહ્યો જો કવિતા આવડતી હોય તો ફટ રહીને થાય રૂમા બે ચાર કે છ પંક્તિમાં માનવીય બાહુ સવેદન ને વ્યક્ત કરતો કાવ્ય પ્રકાર ખાલી જગ્યા છે વિચારો વંચાતું હશે કે વાંચું ફરી બે ચાર કે છ પંક્તિમાં અમાનવીય ભાવને સંવેદન ને વ્યક્ત કરતો કાવ્ય પ્રકાર ખાલી જગ્યા છે સોનેટ ગઝલ કે મુક્તક ચલો બે ચાર કે છ પંક્તિ તો પંક્તિ માં શું આવે મુક્તક આવે

હા મજા આવે છે છાસ છે ભાઈ ગોરસ વૈષ્ણવ જન પદ ખાલી જગ્યા ને અતિ પ્રિય હતું કોને ગાંધી જી ગાતા હતા બરાબર એટલે ગાંધી જી આવશે ગાંધી જી આ બઉ ગાતા હતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીળ પરાઈ જાણે રે હૈયું ઉજરડાય હૈયું ઉજરડાય રક્ત દ્શ્યા દુત્ત ધીમે થી જામે નાનાના ચલો બીજા મુક્તક માં ખાલી જગ્યા નો મહિમા વર્ણવ્યો છે જો આવું તમને નાં પૂછે મુક્તક આપેલું હશે બરાબર હવે બીજું ત્રીજું કે એવું નમ્બર તો નાં જ યાદ હોય ને તમને તો શું આપશે કોઈ બીજું મુક્તક જે વાત છે એમાં કર્મ ની વાત છે કુળદીપક વાળું જે હશે ને એ હશે કદાચ હું કેવળ હું હોવ છતાં હું કેવળ હું હોવ છતાં હું સદા હોવ મહાજાતી હું એવો ગુજરાતી કાવ્ય ની અંદર આવે છે છેલ્લે હું એવો

સ્વર્ગ ની એક એક દેવી ની ઝલક માં દીકરી

ચામ્પલીયા ની પાંદડી ખાલી જગ્યા ને કહી છે દેરાણી બરાબર કાવ્ય યાદ હશે ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોક માં રાતરાણી ખાલી જગ્યા થી નાહ્ય છે રાતરાણી ઝાકળ થી નાહ્ય કે સુર એક ધૂંડે કદંબ ની ડાળ ચલો આવડી ગયું ચલો ફરી થી છેલ્લે આંઠ અ આંઠ ને ને છ કેટલી છે ત્રણ ને ત્રણ છ ખાલી જગ્યા છે ચલો ફરી થી આયુ આ મને મહુડી ની છાય તદ્પડી રે વા મારે શિર મારે શિર મારે શિર વિચારો કાવ્ય કયું છે હું એવું કહું મારે શિર ભારત માતા ને આશિષ નો વિસ્તાર મારે શિર ભારત માતા ને આશિષ ને વિસ્તાર ચલો ચાંદલિયો કાવ્ય માં ખાલી જગ્યા ઋતુ ની વાત કરવા માં આવી છે કઈ છે આસો માસો શરદ પૂનમ ની રાત જો આસો માસો શરદ પૂનમ ની રાત જો ચાંદલિયો ઉગ્યો રે સખી મારા ચોક માં થઇ ગયું ને ચલો ખોરડું નાનું હાઇકુ નાં કવિ ખાલી જગ્યા છે કયું આવશે બોલો ખોરડું નાનું આવું આવું આવું હાઇકુ લખેલું છે કોને લખેલું છે મુરલી ઠાકોરે લખેલું છે વાંચ્યું હશે એટલે તમને યાદ હશે આવું થોડું તો આવે તમને એ વિચારવું પડે ભારત માતા એ ગુજરાત પર ખાલી જગ્યા કર્યો છે શું કર્યો છે માર શિર ભારત માતા ને આશિષ નો વિસ્તાર ચલો આવડ્યું હવે કેટલું સહેલું છે કવી અશોક ચાવડા નો ઉપમા ઉપનામ કેટલી વાર જ હું આગળ જ મેં બોલી ગયો શું નામ છે એમનું બેદિલ બરાબર ખુબસરસ આડત્રીસ માં થી હવે કેટલા તમારે સાચા પડ્યા એ તમે મને અંદર comment કરી દો હું થોડુક છાસ પી લઉં તમે લોક ખાઈ ને બેઠા હસો હે ને હવે આપડે અ એક કે બે વાક્યો નાં પ્રશ્નો નાં જવાબ જોવા નાં છે અને એ પતે પછી પેલા પાઠ ના પ્રશ્નો ના જવાબ જોઈશું પછી કવિતા નાં એ પતે પછી આપડે વ્યાકરણ જોવા નું છે બરાબર acjact કલાક થવા આયો કલાક થયો ને બીજો અડધો કલાક જેટલો આ sasion ચાલશે તમને માજા આવશે અત્યાર સુધી મજા આવી છે તો છેક સુધી બી મજા જ આવશે મજા આયી ને કવિતા માં તો મજા આવે મને બઉ મને ખબર પેલ્લે થી ગુજરાતી માં interest બઉ છે જો ભાઈ અ મજા આયી ગઈ ચલો વાંધો નહિ હવે question માટે ready રેજો તમારે ફટાફટ question વિચારી રાખવા ના છે આના પછી answer બી એના લખેલા આવશે બરાબર thirty second માં એક એક વાર નજર મારી ને વિચારજો આનો answer આવે formaly કલાઈ વિચારવા નું છે લખવા નું નથી પછી હું તમને direct જ આના answer નું discussion કરી દઈસ વીજ જ question છે વધારે નથી પાંચ પાંચ ની ચાર જ slide આવશે એમને answer બી અહી લખેલા હશે તમારે answer નો screenshot લઇ લેવા નો બરાબર ભાઈ પેલું આપડે timer ને ચાલુ કરી દેજો જેથી કરી ને વિદ્યાર્થી ઓ ને ખબર ના હોય જે નવા જોડાયા હોય subscribe નું બટન દબાવી દેજો તમને આવા session છેક સુધી મળશે

હાહા ચલો ખાલી વિચારવા નાં છે timer thirty second ચાલશે હું slide change કર દઈસ answer automatic લખાઈ ને આવી જશે પછી આપડે એના question જોઈશું અત્યારે ખાલી તમારે નજર મારી જોવા નું છે ભારત માં ગંદકી થી પરેશાન થનારા કોણ હતા મનીષા નાં પપ્પા ને આનંદ ખરેખર શેના કારણે હતો લેખક સાધુ છેતરાયા અંકલેશ્વર શા કારણે લેખક ને પ્રિય છે નરેન શા માટે forest officer ની નોકરી લીધી આવું ખાલી વિચારવા નું છે તમારે okaythirtysecond એટલે siren વાગશે વાગે છે siren કોક વાર વાગે ભાઈ વગાડજો પણ ચલો સફળતાની શરૂઆત મળીને દિલમાં થાય છે સફળતા એ મનની સ્થિતિ જો તમારે સફળ તા જોઈતી હોય તો તમારે જાતે સફળ કરવો જરૂરી છે તમારા attitude ને વિશ્વને જોવા તમારી બારી છે તમારી જાતને સ્વચ્છ અને ચમકતી રાખો અને તમે પોતે જ એ બારી છો જેના દ્વારા તમે વિશ્વા ને જુઓ છો જોર્જ બરનાલ્ડો દિવસો ઉપરનું એક પણ વાગી ચૂક્યો હતો સાળાને ભૂખ લાગી હતી. એણે સવારના session મા પોતાનું કામ પૂરું કર્યું હતું હવે કશું ક ખાવા માટે નજીકની coffee shop માં જવાનું તેણે નક્કી કર્યું હતું થોડી મિનિટો પછી અમે coffee shop માં દાખલ થયા તે પણ એનો lunch break લઈ રહ્યો હતો શ્યામ શાળાથી થોડે દૂરના એક ટેબલ પર બેઠો હતો એક બપોરે એક જ જો શામ અને શાળાની તેમને ઓર્ડર કરેલી વાનગીઓ પીરસી હોય લીધો તે પહેલા તે બંનેની એક સરખો સમયની રાહ જોઈ બંનેની વાનગી લગભગ એક જ ટેબલ પર આવી હતી. સારી રીતે રમેલો અને કશુંક ખોરાક મળ્યો bill ની રાહ પણ બંને સરખો જ સમય જે પરંતુ બંને વચ્ચે ની આટલી સમાનતા નો અહીં અંત આવ્યો સારા ઉત્સાહપૂર્વક સ્મિત અને દુનિયા તરફ ના positive Attitude સાથે coffee shop માં દાખલ થઈ હતી બધા એને body language અને ચાલવાની બેસવાની છટા પરથી positive attitude જોઈ શક્યા સારા એ લંચ માણ્યું wait સાથે આડી અવળી વાતો કરી હતી વધુ તાજી થઇ રોજના કામ પર લાગી ગઈ attitude ની વ્યાખ્યા તમારો attitude એક માનસિક filter છે જે તમારી વિશ્વના અનુભવ કરો છો કેટલાક લોકો positive filter થી જીવનને જુએ છે તો કેટલાક negative filter થી જીવનને જોવે છે positive અને negative filter ના કેટલા ઉદાહરણ negative attitude ધરાવતી વ્યક્તિ વિચારે છે કે હું નહીં કરી શકું positive વ્યક્તિ ધરાવતી વિચારે છે કે હું કરી શકીશ negative attitude ધરાવતી વ્યક્તિ problems પર ધ્યાન કેન્દ્રિત કરે છે positive attitude ધરાવતી વ્યક્તિ solution વિશે વિચારે છે Negative attitude ધરાવતી વ્યક્તિ બીજા ના દોષ જે જોયા કરે છે positive attitude ધરાવતી વ્યક્તિ બીજાના ગુણની પ્રશંસા કરે છે negative attitude ધરાવતી વ્યક્તિ થી શું નથી તેના વિશે જ વિચાર્યા કરે છે

જે તે ધરાવતી વ્યક્તિ positive વૃતિ વિશે વિચારે છે તેના તો અનેક ઉદાહરણ આપી શકાય પણ મને ખાતરી છે કે તમને મારી વાત સમજાઈ ગઈ હશે હું મારા Audience સાથે વાત કરું છું ત્યારે work વિચાર એટલે કે શક્તિ ચિત્રનો ખાસ ઉપયોગ કરું છું તેનાથી લોકોને વાત જલ્દી સમજાય છે અને યાદ રહે છે એમને પણ એક શબ્દ ચિત્ર આપો તમારો attitude એ વિશ્વને જોવાની તમારી બારી છે દરેક વ્યક્તિ સ્વચ્છ માનસિક

જરૂર રાખી શકો છો Charles Berg play store સફળતાના પગથીયા છે એના જેવા અનેક પ્રખ્યાત પ્રખ્યાત વ્યવસાય એને અનેક ક્ષેત્રે કામ કર્યું છે સુખી માણસ એ અમુક સંજોગોમાં જીવતો માણસ નથી પરંતુ અમુક attitude સાથે જીવતો માણસ છે હું ડાઈન નિવૃત અને રીકમ television host news and cultivate audition લી લેખક તમારી શક્તિઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે અને તમારા goal સિદ્ધ કરવા માટે તમને પુરવાર થઈ ચૂકેલા સિદ્ધાંતનો ઉપયોગ કરવો જરૂરી છે જેને લાખો લોકો ને સફળતા આપી છે હવે પછી ના અગિયાર પ્રકરણ માં હું તમને એક પછી એક બધાના સિદ્ધાંતની વાત કરીશ શક્તિનો ઉપયોગ કરવા માટે કઈ રીતે કરવો વગેરે આ હમેશા ઈચ્છો છો તો તેવી જિંદગી જીવવા માટે આ સિદ્ધાંતનો અમલ તમારે કરવો જોઈએ આમ છતાં તમને પ્રશ્ન થઈ શકે છે કે આ સિદ્ધાંત નો attitude સાથેનો સહસંબંધ છે એ હું કહી શકું સંપૂર્ણ સંબંધ છે એટલે તો હું કહું છું કે હું મારો attitude સફળતા જ સૌથી મહત્વનો છે positive attitude વિના વગર ના અન્ય સિદ્ધાંતો અમલ જ નહીં કરી શકો. તમારા attitude ની બારી સાફ કર્યા પછી જ તમારે બીજાના સ્પષ્ટ પણે જોઈ શકાશે જો તમારી બારી ગંદી હશે તો તમે થોડાક પણ પ્રકાશ પડશે એટલે તમારી સફળતા limited બની જશે કદાચ અટકી પણ જાય પરંતુ તમારા attitude ની બારી સ્વચ્છ રાખો તો બધા સિદ્ધાંતો પર સંપૂર્ણપણે પ્રકાશના કિરણો પડશે તમે વધુ ધન વધુ સારા સંબંધ અધ્યાત્મક જાગૃતી અને તમારી શક્તિઓનો મહત્તમ ઉપયોગ આગળ છપાવી શકશો જ્યારે તમે તમારા positive attitude સાથે સફળ તેના સિદ્ધાંતો સમય સાથે અત્યારે દુનિયાની કોઈ તાકાત સફળ તા મેળવી શકશે નહીં એ લોકો કરી શકે છે કારણ કે તેઓ માને છે તેઓ કરી શકે છે ઉનાળના ઓગનીશો છયાશી ના ઉનાળામાં નિર્ણય કર્યો કે વર્ષના અંત સુધી મા હું બે મકાન ફક્ત investment માટે જ ખરીદીશ આ વખતે કોઈ પણ negative વિચારો

લખતો અને વાંચતો હું અત્યંત દ્રઢ પણે માનવા લાગી ગયો કે આ વર્ષ પૂરું થતાં સુધીમાં હું બે મકાન નો હું real estate agent સાથે મકાન જોવા લાગ્યો શનિ-રવિમાં સવા જેટલા મકાનોની તો મેં જાતે જ મુલાકાત લીધી બીજા સેકડો વિશે માહિતી મેળવી છયાશી ની પાનખર મા investment માટે એક મકાન લીધું મેં કશુંક અવ achieve કર્યા ની જબરદસ્ત લાગણી થઈ કે વાત જ ન પૂછો આ કંઈક એવું હતું કે જે હું મારી જાતને અગાઉ કરી દેવા તો નથી પરંતુ હજુ મારે થોડું કામ કરવાનું બાકી છે આખરે સોળ મી ડિસેમ્બરે એક વર્ષ પૂરું થયા ના ફક્ત બે દિવસ પહેલાં મેં મારો goal સિદ્ધ કર્યો અને investment માટે બીજું મકાન ખરીદ્યું જયારે હું ભૂતકાળ વિશે વિચારું છું ઓગનીશો છયાશીમાં માં જ્યારે હું

મારામાં એક એવો શક્તિશાળી positive attitude હતો કે જેણે મને સતત જ મારા goal તરફ ધકેલા કર્યો આ આખો અનુભવ મારા માટે ખૂબ જ

ચોક્કસપણે તમારો goal સિદ્ધ કરી શકો છો attitude વિરુદ્ધ action વિચારી વિશે મેં ઘણી બધી વાતો કરી મને થતું હતું કે action લેવાનું અહીં ક્યાંય બંધ બેસે છે એ વાત જરૂર સાચી છે કે કામ કર્યા વિના કશું જ મળતું નથી પરંતુ એ વાત પણ સાચી છે કે કામની પહેલા તો વિચારો જ કરવા પડે પહેલા તો બે મકાન ખરીદવા માટે શું શું કરવું પડશે એનો ખ્યાલ જ ન હતો builder એ મળવું મકાનો જોવા અખબારોની જાહેરાતો જોવી agent ના સંપર્ક સાધવો વગેરે પરંતુ જ્યાં સુધી મારો attitude negative હતો ત્યાં સુધી આમાનું કશું જ મેં હકીકત માં કર્યું નહીં પરંતુ જેવો મારો attitude જ બદલ્યો મેં તરત જ કંઈક કરવા માટે ફરજ પડી એ પછી મને રોકનાર કોઈય જ ન હતું એટલે જ positive વિચારસરણી અને માન્યતાઓ કોઈ પણ goal સિદ્ધ કરવાની દિશાનું પહેલું step છે તમારો શક્તિશાળી વિચાર વિચારો જ્યારે એ દિશામાં હશે ત્યારે તમારા goal ચોક્કસ પ્રાપ્ત થવાના જ છે ત્યારે તમે એ દિશા માં step ભરવાનું પણ શરૂ કરી દો છો તમે જે એવું વિચારો છો તેવા જ સંજોગો ઉભા થાય છે આ સત્ય સ્વીકારી લો તમે આજે જે કંઈ છો એ તમારી માન્યતાઓને કારણે છો હવે જેવું વિચારશો એવું જ ભવિષ્ય પ્રાપ્ત થશે હકીકતમાં તમારા જીવનના વિવિધ ક્ષેત્ર માં આ ક્ષેત્રમાં તમારી માન્યતાઓ શી છે અને તેવું સતત વિચાર્યા કરશો કે તમારી પાસે પૂરતા પૈસા નથી એવું વિચાર્યા કરશો તો ધન તમારી તરફ વહી રહેલા ધનના પ્રવાહ ને જ અટકાવી દેશો આવું જ કંઈક સંબંધની બાબતમાં છે. તમે એવું વિચારશો કે બહુ મહત્વના નથી પણ તેમના મિત્ર અને ભાગીદારો પણ એવા જ મળશે અને જેવો તમને બહુ જ મહત્વ નહીં આપે મને એ ખાતરી છે કે તમે એક એવી વ્યક્તિ ને જાણતા હશો કે જે ફક્ત યોગા નું યોગ છે કે તમે માનો છો ના જી એવું નથી એ વ્યક્તિ દ્રઢ પણે એવું માને છે કે આવા જ મિત્રો હોઈ શકે છે આપણે પૈસા વિશે વાત કરીએ સંબંધો વિશે કે પછી કરિયર વિશે સત્ય તો એ જ છે કે તમારા વિચાર નહીં બદલાય તો તમારા પરિણામ નહીં બદલાય તમારો thinking બદલો નસીબજોગ આપણા સૌ માટે સારી વાત છે કે આપણે વિચારી બદલીને આપણો પરિણામ બદલી શકીએ છીએ સૌ પ્રથમ તો આખો દિવસ તમારી જાતનું શુ ક્રિયા કરો છો તે જુઓ જેની ટીકા થી ભરપૂર હોય જેની પ્રગતિ આવતું હોય જેમ કે હું આ નહીં કરી શકું. મારાથી હંમેશા વાત બગડી જ જાય છે વગેરે additions swait Martin

મારું નામ મિત છે હું ચંદ્રગુપ્ત મૌર્ય વિશે બોલવાનો છું પ્રાચીન ભારત નો પ્રથમ ઐતિહાસિક રાજવંશ અને પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય નો સ્થાપક તે મૌર્ય નામ ની

તક્ષશિલા ની પાટલી પુત્ર ગયેલા વિજ્ઞાન અને સ્વમાની સ્વમાની બ્રાહ્મણ ચાણક્ય નું નંદ રાજા ના દરબારમાં અપમાન થવાથી તેણે નંદવંશ નો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી તેને પાટલી પુત્ર માંથી યશ્વી કિશોરચંદ્રગુપ્ત ને જોયો તેને તક્ષશિલા લઇ જઈને વિદ્યાપીઠ માં રાજા ને આવશ્યક તાલીમ આપી ત્યારબાદ ચંદ્રગુપ્ત અને ચાણક્ય એ લશ્કર તૈયાર કરી મગધ પર હમલો કર્યો પરંતુ પરાજય મળવાથી નાશી જવું પડ્યું શીકંદર નું અવસાન થયા બાદ ચન્દ્રપુપ્તે પંજા યુક્ત સિંધે ને બ્રીકો ના અંકુશો માંથી મુક્ત કર્યા તેને હિમાલય પ્રદેશ ના રાજા પર્વતક સાથે સંધી કરવાની કરવાથી તેને એક શક્તિશાળી સૈન્ય મળ્યો હતો આ દરમિયાન નંદવંશ ના રાજા ધનાનંદ વહીવટી લોકો માં ઘણો અશંતોષ પ્રવર્તયો હતો ચાણક્ય ની સલાહ અનુસાર ચંદ્રગુપ્તે અરાજકતા ફેલાવી અને ધનાનંદ ને હરાવી મારા મારી નાખી મગધ નું રાજ્ય કબજે કર્યું પાટલી પુત્ર માં મગધ ના રાજા તરીકે ઈસ્વીસન પૂર્વે આહ ત્રણસો ને બાવીસ મો ચંદ્રગુપ્ત મૌર્ય નો રાજ્યભિષેક કરવામાં આવ્યો અને મૌર્ય વંશ ની સ્થાપના થઇ તેની આ સિંધી માં ચાણક્ય નું પ્રદાન નોંધપાત્ર હતું ચંદ્રગુપ્ત ના લશ્કરી કુશળતા અને વહીવટી શક્તિ હતી તેના ચાણક્ય ની યોગ્ગ્યા સલાહ તથા તેનું માર્ગદર્શન મળવાથી ચન્દ્રપુપ્ત એક વિશાળ અને મજબૂત સામ્રાજ્ય નું સર્જન કરી શક્યો તેણે છ લાખ સૈનિકો નું સૈન્ય તૈયાર કરી સમગ્ર ભારત ને પોતાનો અધ્યાપક હેઠળ આણ્યું પરમપૂર્વ માં બંગાળથી આહ પશ્ચિમે બંગાળ સુધી ના પ્રદેશો પર તેમણે પોતાનો અંકુશ સ્થાપ્યો સૌરાષ્ટ્ર પણ તેમના સામ્રાજ્ય નો એક ભાગ હતો વાયવ્ય ભારત ના લોકો એ ગુમાવેલા પ્રદેશો પાછા મેળવવા ગ્રીક સેનાપતિ સેલ્યુકસ એ ભારત પર ચઢાઈ કરી ચંદ્રગુપ્તે તેને સખત પરાજય આપી અને હૈરત આહ કાંડા હાલ અને કાબુલ અને બલુ બલુચિસ્તાન પ્રદેશો પોતાને સોંપી દેવાની ફરજ પડી સેલ્યુકસે પોતાની પુત્રી નું ચંદ્રગુપ્ત મૌર્ય સાથે લગન કર્યા અને તેના દરબારમાં મેગ મેગ્થીનીસ ને પોતાના રાજદૂત તરીકે મોકલ્યો ચંદ્રગુપ્તે સેલ્યુકસ ને પાંચસો હાથી ની ભેટ આપી સેલ્યુકસ ને હરાવ્યા પછી તેમણે ગુજરાત સૌરાષ્ટ્ર મહારષ્ટ્ર અને મૈસુર સુધી

માંડી દક્ષિણ સુધી ફેલાયેલું હતું ઈજીપ્ત ચીન અને મધ્ય એશિયા ના કેટલા દેશો સાથે તેઓને રાજદ્વારી સંબંધો બાંધ્યા હતા અને કેટલાક દેશો માં પોતાની પ્રતિનિધિઓ મોકલ્યા હતા ચંદ્રગુપ્ત પાસે એક વિશાલ શક્તિશાળી વ્યવસ્થિત અને સગન સેઠ સૈન્ય હતું આહ અને તેના સંચાલન વાસ્તે અસરકારક તંત્ર હતું તેના વિશાળ સામ્રાજ્ય ને વિવિધ પ્રદેશોમાં વહેચી ને તેને પછી વહીવટ તંત્ર ગોઠવ્યું હતું એ રીતે એક મહાન સેનાપતિ અને ખુબ જ સરસ વહીવટકર્તા

પ્રાચીન ભારત માં પ્રથમ એતિહાસિક રાજ્યવંશ ની તેની સ્થાપના ઈસ્વીસન પૂર્વે ઓન્ગ્લીસો ને આહ ઈસ્વીસન પૂર્વે ઓન્ગ્લીસો ને બાવીસ માં ચંદ્રગુપ્તે કરી હતી એ મૌર્ય નામ ની કક્ષત્રિય જાતિ મૌર્ય કુળ માં જનમ્યા હતા એક વિદ્વાન બ્રાહ્મણે ચાણક્ય એ એમણે તક્ષશિલા લઇ ગયા અને તેને ત્યાં વિવિધ પ્રકાર ની તાલીમ લીધી ચંદ્રગુપ્તે લશ્કર ભેગું કરી નંદવંશ રાજા ધનાનંદ ને હરાવી મગધ દેશ નું રાજ્ય કબજે કરી પોતાને પોતે તેનો રાજા બન્યો ત્યારબાદ તેની વિજય મેળવી રાજ્યાભિષેક કર્યો તેનું સામ્રાજ્ય પૂર્વ બંગાળ થી સાગર થી પશ્ચિમેં અરબી સમુદ્ર સુધી અને વાયવ્ય હિંદુ પુષ્ટિ દક્ષિણ એ મૈસુર સુધી ફેલાયેલું હતું બીજી પ્રાચીન અને મધ્ય એશિયા ના દેશો સાથે તેમનો મિત્રતા ભર્યા સંબંધ રાજકીય સંબંધો હતા તેની પાસે વિશાળ અને શક્તિશાળી સૈન્ય હતું તેણૅ સામ્રાજ્ય માં વ્યવસ્થિત શાસન તંત્ર ગોઠવ્યું હતું તે એક મહાન સેનાપતિ અને કુશલા વહીવટકર્તા હતો જ ચંદ્રગુપ્તે ઈસ્વીસન પૂર્વે ઓન્ગ્લીસો બસો અઠાનું માં પોતાના પુત્ર બિંદુ ને પોતાનું સામ્રાજ્ય સોંપી ને ગાદી ત્યાગ કર્યો બીન્દુસારે પચીસ વર્ષ રાજ્ય કર્યું તે દરમિયાન તે તેનો પુત્ર અશોક અવંતી નો સુબોહ હતો તક્ષશિલા માં બળવો થયો ત્યારે બીન્દુસારે ત્યારે અશોક ને ત્યાં સુબાહ તરીકે મોકલ્યો હતો બીન્દુસારે વર્ષા માં મળેલ વિશાળ સામ્રાજ્ય ને ટકાવી રાખ્યું તીર્યા નો દયામેન્ત અને ઈજીપ્ત નો દયોનૈઝ નામ નો એ એલ્ચી તેના દરબાર માં આવ્યા બીન્દુસારના અવસાન પછી ઓદ્યોગિક ઈસ્વીસન પૂર્વે બસો તોતેર માં ગાડી મેળવી તે પછી કલ્કી પર આક્રમણ કરી એને જીતી લીધું તેમજ તેના થી થયેલા હિંસા થી પછતાવો થયો બૌધ છત્રસૈન્ય લીધો ઘટના પૂર્વ હતી તેમને મહાસાગર નો ત્યાગ માતા હાર નો ત્યાગ કરી અશ્વમેઘ હિંસા પર અંકુશ મુક્યો મુસાફરો ની સગવડ માટે આરામગૃહો બંધાવ્યા કુવા ખોદાવ્યા અને વૃક્ષો રોપાવ્યા તેણે દવાખાના સ્થ્પાવ્યા

વાસ્તવ માં તેને વિશાલ માનવધર્મો નો પ્રચાર કર્યો હતો પોતે માનતો હતો તે ધર્મ નો લાભ લોકો ને આપવા તેને શીલા લેખો કોતરાવ્યા તે સર્વ ધર્મ સંભવ માં તે માનતો હતો પ્રજા કલ્યાણ ને તેને પોતાની મહત્વ ની ફરજ માની હતી તેના પ્રયત્નો થી બૌદ્ધ ધર્મ વિવિધ દેશ માં ફેલાવેલો અને વિશ્વ ધર્મ બન્યો તેને ઈસ્વીસન પૂર્વ બસો બત્રીસ માં સુધી એટલે કે એકતાલીસ વર્ષ રાજ્ય કર્યું મહાન સમ્રાટ તરીકે જગ પ્રસિદ્ધ છે તેના અનુગામી રાજા ઓ વિશે વિવિધ સ્ત્રોત માંથી અલગ અલગ માહિતી મળે છે તેમના અવસાન પછી સામ્રાજ્ય ના બે ત્રણ ભાગલા પડી ગયા એની મુખ્ય મૌર્ય શાસન માં અશોક ના પુત્ર કૃણાલ એ

નામે રાજાઓ થઇ ગયા ઈસ્વીસન પૂર્વે એક્વીસો ને પંચ્યાસી માં છેલ્લા મૌર્ય રાજા બૃહદ્રષ્ટ નું તેના સેનાપતિ પુષ્પ ની જેમ રીતે ખૂન કર્યું અને તેને મગધ ની ગાદી એ એ સુન્ઘવંશ ની સ્થાપના કરી સુન્ઘવંશ ના રાજા રાજ્યકાળ દરમિયાન પણ કેટલા મૌર્ય રાજાઓ નાના પ્રદેશ પર રાજ્ય કરતા હતા ઉર્દુ ના મુખ્યત્વે ખ્યાતનામ સંપાદક અને સમક્ષ પરંપરાગત પ્રાથમિક શિક્ષણ પીઠ તેમને મેળવ્યા બાદ માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક શિક્ષણ અલીગઢ માં લીધું શિક્ષક તરીકે પોતાની કારકીદી હૈદરાબાદ માં શરૂ કરીને ઇન્સ્પેક્ટર ના હોદ્દા સુધી પહોચ્યા અબ્દુલ હક્ક ને શરૂઆત થી તે ઉર્દુ ભાષા તેમજ ઈતિહાસ અને પ્રાચીન સમગ્રી વિશે ઉત્ક્કત હતો તેઓ ઓન્ગ્લીસો સત્તર માં ઓથ્માન્ય યુનીવર્સીટી ના અનુવાદી વિભાગ માં નિયામક તરીકે જોડાયા અને પછી લોમાન્ય કોલેજ ઔરંગાબાદ ના નિયુક્ત થયા આ સમયે આ સમય દરમિયાન હૈદરાબાદ મુકામે તેમને અંજુમન તરક્કી એ ઉર્દુ ની સ્થાપના કરી અને પોતે પૂરી નિષ્ઠા થી તેમને પ્રચાર અને પ્રશારણ અને પ્રકાશક ના કામો માં ઓતપ્રોત થઇ ગયા તેમને ઉર્દુ નામક ના એક સામુહિક ની શરૂઆત કરી અને તેની મારફત તેમને

આદીલ્સાહી હુકુમત ના શાસન દરમિયાન સાહિત્ય ક્ષેત્રે સ્થપાયેલા ઉલેખનીય રચના ઓ તથા ગ્રંથો ની પ્રસો મૌલ્વી સાહેબે એ ભારે હેમત લઇ ને શોધી અને એકઠી કરી તેમ જ ટીક્કા ટીપણીઓ અને ભૂમિકાઓ લખી તે પ્રકાશિત કરી તેમને આ ભગીરથ વિદ્યાકીય અને નિશ્વાર્થ સેવાઓ ને લક્ષ માં લઈને

Hit Wicket Madden Stroke Sure Leg Swing Cover Stroke Midon Midwicket Offspinner China Match Batsman

women આ બને માંથી એક Common શબ્દ આવી ગયો જેનું નામ છે Log off third man log on કેટલા બધા છે Silly Point Cover Point Short Pitch Rounded Wicket Steep Wook Run Out Popping Grease છકો ચોકો kech ગલી Over throwOver throw Leg skipper over the wicket super work follow on pad બરાબર આ બધા શબ્દાવલી કે શકીયે આપડે શબ્દો છે યાદ રાખવા પડે એકાદો પુછી નાખ ચાઇના match ઉપર થી બધો અંદાજો આવી જય છે

બોલનો જે વજન છે એક શો ત્રેષઠ ગ્રામ એટલે એક શો પંચાવન point નવ થી એક શો ત્રેષઠ ગ્રામ બેટ ની લંબાય છનું point બાવન સેન્ટી મીટર આડત્રીશ ઈચ વધુ માં વધુ હો વધુ માં વધુ આડત્રીશ એની પોહળાઈ દશ point આઠ સેમી એટલે ચાર point પચીશ ઈચ વધુ માં વધુ meximum અને stump એકોતેર point બાર સેન્ટી મીટર આતેનું પરી માપ છે તમે મને કોઈ કેશો પક્ષ વાહ ક્યાં દેશ ક્યાં રાજ્ય દ્વારા બનાવામાં આવ્યુ છે કોણ ભારત નું પ્રથમ વાશ થી બનેલું બેટ અને stump છે stump હજુ બરાબર વાંચતું નથી ને ચાલો કોણ કેશે આપડે ભણીયે મૂકિયાં છે ઘણી વખત Current Affair માં તે મિત્ર એ answer આપિયો છે પુરા એ બધા સાચા અને કેવું પાછું ખબર છે બધા ધારા ધોરણો પૂર્ણ કારિયા ને લખીયા છે ને એ પ્રમાણે અને International match માં રમી સાખો કોઈ પણ પ્રકાર ની match માં એવું નય કે ગલી કે

પર પુરિયા એ લાકડા દ્વારા અને વિલો અમથો આવ્યુ છે ને Cricket માં બેટ ની રચના જે સવથી સારા માં સારૂ બેટ બનાવામાટે વિલો વૃક્ષ નું લાકડું વપરાય વિલો સૌ થી best બેટ બને એનથી સંબંધી તો કપ અને ના નામ જો પરીક્ષા માં બોવ વાર પૂછય છે હું પાણી પીય લવ થોડું ઘણી વાર પૂછય છે આમાંથી પ્રશ્નો આવે છે તો રણજિત trophy ડૂલીટ trophy દુલીત trophy કેવાય છે આમ બિહની trophy આ પૂછય છે પરીક્ષા માં એ પૂછય છે j k boss trophy શ્રી મહર્ષ trophy મેયનુંદીન gold cup વિજય હાજર trophy પૂછય છે બોવ આગલ વિજય મર્ચન્ટ trophy જે વી બિરલા trophy રાની જશી trophy મહિલા Cricketer ઑસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રલિયા વચ્ચે આબધી cricketer રમતો છે tournament છે એવું કય શકાય સુ છે tournament છે trophy છે trophy

ઑસ્ટ્રલિયા and ન્યૂઝીલેન્ડ Diner Park ખાતે શું છે ઑસ્ટ્રલિયા અને ઇંગ્લેન્ડ આ ન્યૂઝીલેન્ડ બધા માં ઑસ્ટ્રેલિયા તો Common જ છે સો થી વધારે world cup એજ ઑસ્ટ્રેલિયા બરાબર ભારતે રમેલ પ્રથમ match કય છે તો પ્રથમ test match એ પણ આગળ તમને જણાય દીધું ને ઓગણીસો બત્રીશ માં ભારત vs ઇંગ્લેન્ડ ભારતે કોટા ની ઔગણીશ ચુંમોતેર માં ભારત vs ઇંગ્લેન્ડ અજિત વારેકેર હતા Captain કોણ હતા અજિત વારેકેર અને પ્રથમ ની વાત કરીયે ઔગણીશ ચુંમોતેરના આવે બે હાજર ઓર લગભગ સાત આવશે છ કે સાત આવશે તો ભારત vs દક્ષિણ આફ્રિકા વિજેતાંક સેવક કરતા હવે Twenty Twenty World Cup અપડે એના વિશે જોય લએ તો બે હાજર સાત બરાબર બે હાજર સાત માં આફ્રિકા ભારત અને પકિશતાન વચ્ચે બરાબર બે હાજર સાત નો જે પ્રથમ T Twenty World Cup ની વાત ચલે છે તો દક્ષિણ આફ્રિકામાં

અને ભારત જીતીયુ હતું પછી બે હાજર નવ ની વાત કરે તો ઇંગ્લેન્ડ માં યોજાયું પાકીસ્તાન અને શ્રીલંકા વચ્ચે